હા સર બે loan અમે લઇ શકીયે છીએ ને તો બે loan લઉ તો

નમસ્કાર, મારું નામ વિશાલ છે. હું tenth અભ્યાસ કરું છુ. અને મારી ઉંમર છે અઢાર વર્ષ જે મે આપડે વાત કરતા હતા જેમ કે જે મને hobbies પસંદ છે. જે hobbies છે. ઈ cricket રમવાનો. cricket રમવાનો બૌ જ મને આનંદ આવે છે. અમે cricket રમવા જઈએ છીએ ઘણા બધા friend જે ભેગા મળી. અને અમારે જે ફરવા જવાનો પ્લાન હોય છે પણ drop કરી દઈએ છીએ અમુક વાર cricket રમવાના કારણે કેમકે cricket અમને બહુ પસંદ છે cricket માં અમારો favorite છે player છે એ છે વિરાટ કોહલી વિરાટ કોહલી એ અમને બહુ પ્રિય છે cricket માં. કેમકે અમે પણ cricket બહુ રમીએ છીએ અને એ પણ cricket ના king છે. તો અમને વિરાટ કોહલી બહુ જ સારા person છે આમ પણ બીજા બધા cricketer પણ છે. જેમના person છે, but વિરાટ કોહલી is the best અને એમાં છે અમારા જે રોહિત શર્મા છે, એમ એસ ધોની છે જે અમારા ઘણા બધા સારા ઇન્ડિયાના player છે

ટેન્થમાં અને ટેન્થમાં જે અમે study કર્યા બાદ ત્યારબાદ અમારી ઈચ્છા છે કે અમે જઈએ પોલીસની ફોર્મમાં જે અમે ફોર્મ કરીશું એ તો ત્યારબાદ પછીની વાત. but અમારે જે અત્યારે સ્ટાર્ટ ફરવાનું છે study ચાલુ છે કે જે ટેન્થ નું stating છે અને start થી end માં થતા બહુ જ problem આવે છે મેં સાંભળેલું છે. કહેવા માંગે છે કે અમે બહુ જ લેટ ચાલુ કરીશું but મારે જે stating છે એ સારી રહે છે. એના માટે અમે બહુ જ night માં practice કરે છે. અને તેથમાં જવા માટે એના માટે enjoy પણ કરીશું એવું નહીં કે study ના કારણે enjoy પણ કરી ના શકીએ. અમે enjoy પણ કરીએ છીએ અમુક વાર જેમ કે અમે દર sunday cricket રમવા જઈએ છીએ અમે. દર sunday અમારે પાછળનું ground છે ત્યાં બહુ જ સારો વાતાવરણ હોય છે અને જે સારું ground છે એ અમે બનાવેલું છે જેમ કે અમે બધા છોકરાઓ છોકરાઓ ભેગા થઈને જે tournament રખાવીએ છીએ. જે મેં લાસ્ટ વાર કીધું હતું tournament રખાવીએ છીએ એના માંથી જે અમે પૈસા આવે એના માથી જે સારું ground બનાવી દીધું છે અને જે ground ના માલિક છે એ અમારા friend ના uncle છે. એટલે અમારે permision આપી દીધી બનાવવાની ત્યાં તો અમે ત્યાં બનાવી તો match રમીએ છીએ. tournament પણ રખાવીએ છીએ અને સારી રીતે બધા જોવા પણ આવે છે. ત્યાં અને જે અમે friends ને બધા મળીને અમુક વાર sunday જે દર sunday એ cricket રમવા ત્યાં જઈએ છીએ ત્યાં અમને બહુ જ આનંદ આવે છે અને study તો study કરવા માટે તો અમે સાંજના અમુક

જેમ કે અમારા જે friend છે એમને મળીએ અમે જે friends ના ઘરે અમે જઈએ અમે ત્યારે તેમના માતા પિતા બહુ જ સારું ધ્યાન રાખે છે. તેમના છોકરાઓને જેમ જ અમને રાખે છે. અમે study કરતા હોઈએ ત્યારે અમને ચાને નાસ્તો લઈ આપે છે અને સારી રીતે બહુ જ સારી રીતે અમને સગવડ આપે છે. જેમકે, તેમના ઘરે જઈએ તો ત્યાં તે અને જે અમારા friend છે જ્યાં study કરવા જાય છે study. તેઓ એમના ઘરે પણ જઈએ છીએ અમે અને એ પણ અમારા ઘરે આવે છે અમુકવાર. જેમકે,

બધા friends જોડે હોય તો study ઓછી થાય બટ study માં ધ્યાન આપવું પડશે અને જે અમે study કરી હતી એ છે અમારે જે ટેન્થની exam ની start exam ની નહિ. but જે tenth નું start છે એ અમે પહેલાથી જ built કરવાનું start કરી દીધું છે. કેમકે આગળ જઈને કોઈ problem ના આવે એના કારણે અને અમારો જે અભ્યાસ છે એ સારો ચાલી રહ્યો છે. કેમકે અમારા જે teachers હતા એ સારા હતા.

જે release થયું હતું કે. જી. એફ. થ્રી theatre માં બધી જગ્યાએ એ movie બહુ જ osam હતું અને તેમાં જે rol કરેલો છે એ અમારા favorite રોકી ભાઈ. બહુ જ સરસ લાગતા હતા. એમાં અને અમે બહુ બધા બધા friends ગયા હતા બહુ enjoy કર્યું બહુ movie ને આગળ જેમ કે અમે support કર્યો જેમ કે આ movie સારી છે એવી રીતે. અમારી favourite movie છે. અમે બહુ વાર જોઈ. બે વાર જોઈ સાયદ કેમકે સારી હતી અને જે કે જેમકે યુ ટુબ માં અમારે જે પસંદ છે યુ ટુબ માં પસંદ છે અમારે જોવાનું. જે vlog વગેરે હોય છે જે અમારા favourite જેમને અમે follow કરીએ છીએ જેમ કે વિરાટ કોહલી વિરાટ કોહલી જે રોહિત વોહિલ એમને અમે જે છે એમને યુ ટુબ માં પણ follow કરીએ છીએ અને એમના vlog વગેરે આવતા હોય છે એ અમે જોતા રહીએ છીએ. જે અમને બહુ જ સારું લાગે છે ઓકે એમાં તમને અમે જણાવી દઈએ કે અમારે જે સારી રીતે ભણવાનું હોય છે એમાં જે એક સારી જે knowledge છે એ કે અમે બહુ જ સારી રીતે અભ્યાસ કરીએ છીએ અને અમારે જે અભ્યાસની starting છે એ બહુ જ પહેલાથી થઈ ગઈ તી એટલે અત્યારે અમને બહુ જ hard નથી પડતું અને અમે અગર ફરવા જવાની વાત કરીએ તો અમે ફરવા જતા હતા. last time ની વાત કરીએ તો અમે last time ગયા હતા જે અમારી friends ની જે જે ઘર બાજુના છે જે એમને મિત્ર મંડળ છે. એ બજે છે એક trip ઉપર ગયા હતા. એ trip પર એમની એક બસ ધરાવેલી હતી. એ બસમાં જે અમને કીધું હતું કે અમારી જોડે જગ્યા ખાલી છે. તમે પણ આવી જાઓ. તો અમે પણ એમની સાથે ગયા હતા અને ત્યાં ઓગણીશ ધામ ફર્યા હતા. અમે ઓગણીશ ધામ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 એ બે દરિયા હતા. બે દરિયા એ દરિયા પર અમે બહુ enjoy કર્યું. એ દરિયા ઉપરનું વાતાવરણ એટલું સુંદર અને સારું હતું. દ્વારકામાં હતા એ બે દરિયા. અને દરિયામાં જે અમે ત્યાં ગયા ત્યારબાદ અમને બહુ જ સારો અનુભવ રહ્યો અમારો એ દ્વારકાનો દરિયો હતો. એનું નામ તો અમે ભૂલી ગયા છીએ. actually એ દરિયામાં જે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 એ બહુ જ awesome હોય છે અને એ પણ અમે આનંદિત પૂર્વક જોયું અને અમને ખૂબ જ સારું લાગ્યું અને આનંદ પણ થયો અને ત્યારબાદ અમારો જ્યારે ઘરે જવાનો time આવ્યો.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 eleventh અત્યારે ટેન્થની starting ચાલી રહી છે ટેન્થની starting થયા બાદ હવે જો time મળ્યો વચ્ચે છુટ્ટી રજાઓ મળી તો અમે study છોડીને enjoyment કરવા પણ જઈશું અને ત્યારબાદ અમારું જે starting છે એમાંથી અમે ફરવાનું start કરીશું. જે અમારે છેલ્લા જે team ગયો હતો. તે અને એમાંથી પહેલા જે જવાનું છે movie જોવા. અત્યારે એક નવી movie release થઈ છે પઠાન. એ જોવા જવાનું છે. બહુ જ સારી movie છે. બધા પ્રશંસા કરી રહ્યા છે એ movie ને તો અમે વિચાર્યું છે કે અમે પણ જોવા જઈશું. જે અમારા friends છે એ અમને last time છે અત્યારે plan બનાવ્યો છે. એ છે last movie નો જ plan છે પહેલા તો પહેલા તો અમે movie જોવા જઈશું. ત્યારબાદ અમારે જે shopping કરવાની છે કપડા માટે કપડા માટે. shopping એના માટે કરવાની કેમકે અમારે જે રાજસ્થાનના છે અમારા મામા રહે છે એમના છોકરાના લગ્ન છે તો અમારે ત્યાં જવાનું છે. ત્યારબાદ ત્યાં જઈને સારી રીતે જે છે ફરવા જવાનું છે અને enjoy કરવાનું છે અને ત્યારબાદ તે તેની tenth study બાદ જે friends ને અમે બધા જે છે એ ત્યાં જઈશું. જે લગ્ન છે એ લગન છે એ ટેન્થ ના starting માં જ છે. એટલે અમે વિચાર્યું છે જવાનું જઈશું તો જ જઈશું કેમ કે study માં compromise નહીં. but મામા નો છોકરો છે એકાએક છે એટલે લગ્નમાં તો જવું પડશે. તો ત્યાં અમે જતા આઇશું એના પછી study start કરીશું અને અને જે અમારું friend circle છે એમને sunday એકવાર tournament કરવાનું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

અને ત્યાં બહુ જ આનંદ આવે છે match રમવાનું જે તો ત્યાં આનંદ જે છે એ match રમવાનો બહુ સારો આવે છે કેમકે જે આ ground જે છે એ પોતાનું છે. અને ત્યાં અમે જ tournament રખાવીએ છીએ અને અમુક વાર અમારી જ tournament માં અમે જ જીતી જઈએ છીએ અને winner prize પણ અમને જ મળી જાય છે. તો બહુ જ આનંદ આવી જાય છે match રમવાનું.

તો અમારે અત્યારે જે stating છે starting એ નો એ જે છે study ની સાથે અમારે gym પણ કરવાનું છે. બોડી બોડી પણ બનાવવાની છે. દિમાગની સાથે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

વધારે જે છે ખાવા પીવાનું છે જેમ કે ખાવામાં અમને બહુ પસંદ છે એવું નથી કે આ નથી ખાતા એ નથી ખાતા ખાવાનું બધું જ પસંદ છે. એવું કંઈ નથી ખાવામાં તો બધું જ પસંદ જાય છે, બધા ને actually માં અમુક લોકોને જ નહીં પસંદ હોતું કે આ નથી નખાતા એ નહી ખાતા, but અમે જે બધા friends મળીએ છીએ અત્યારે જે કોઈપણ મળે એ ખાઈ લઈએ છીએ.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

એ બધું જ જે છે એ એકબીજા સાથે share કરીએ અને સારી રીતે enjoy કરીએ છીએ અને રાતના ત્યારબાદ અમે બધા જે છે ઘરે સુવા જઈએ છીએ અને સવાર પછી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

છ થી આઠ પછી tuition માં time આપવાનો અને ત્યારબાદ જે sunday ના હોય sunday ના દિવસે cricket રમવા જતું રહેવાનું. ત્યાં enjoy કરવાનો. sunday છુટ્ટી હોવી જોઈએ. sunday cricket રમવાનો time અને એના પછી જે છે એ કોઈ plans બની જાય અગર cricket રમ્યા બાદ ત્યારબાદ તો movie બુવીઝ જોવા જતું રહેવાનું છે ત્યાં enjoy કરવાનું ત્યાં સારું રે. પછી જ ઘરે જતું રહેવાનું. ઘરે જઈને પછી જે રાતના જે છે એ અમે plan બનાવેલો છે sunday કે movie જવાનું છે જે અત્યારે મેં તમને કીધુ પઠાણ movie એ જોવાનું છે. અને એ જોયા પછી ત્યારબાદ પછી એક friends ના ઘરે એનો birthday છે તો ત્યાં જવાનું છે અને ત્યાં જઈને પછી ત્યાં જમવાનું સારું એવું બનાવ્યું છે એમને મમ્મીએ કીધું હતું અમને કે ત્યાં આવજો.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

એના ઘરે બહુ જ આનંદ આવે છે અમે જ્યારે જ્યારે જઈએ ત્યારે તેમના મમ્મી પપ્પા બહુ જ સારા છે રાખવામાં અમારું પણ છે અમારું પણ ઘરે આવે ત્યારે એમના મમ્મી પપ્પા અમને બહુ સારી રીતે રાખે છે. ત્યારબાદ ઘરે જઈને સૂઈ જવાનું છે શાંતિથી એના પછી બીજા દિવસે સવારે ઉઠી અને school ફરીથી એ જ routine એ જ program અને પછી એ જ ફરવાનું ઓકે મળીએ પછી ફરી ક્યારે. હાઈ બોલો હેલો બસ મજામાં ફોન તમે કર્યો ને તમે જ મને પૂછો તમે કોણ બોલો છો સારું. હા હેલો અવાજ ના આવતો તો હું કરતી તી? બોલ હું કેતી? મજામાં હા. ઓફિસ ઘર ઘર ઓફિસ. બીજું હું. હમ્મ કંટાળી ગયો યાર ફરવા જવું છે ફરવા? કય ભી હારી જગ્યા એ જવાય છે. યાર કાંટળી ગયા હમ તું કય કય ફરી ને આવી?

બરાબર. બીજું હું ચાલે? શાંતિ છે. કય જ શાંતિ જિંદગી મા. બરાબર આ નમ્રતા ની સાદી છે ખબર છે?

એ ખવાય પણ નમ્રતા ન તે કેરી નો રસ છે મીઠ્ઠા મા. મે પુછ્યું તુ મીઠા મા હુ રાખ્યું છે. તે કેય કેરી નો રસ. હા હા કેરી નો રસ પુરી. હ તુ હુ ખાવા જાય લગન મા? અરે એવું નય. તો અમારેય લે વેલા રાહ જોવુ પડે ન પણ. તે એ જ તો કવ છ ખાતી નય તી નય જાતકો.

કેમ? એ એ એમાં તો ડીશ હોય હમ્મ કખાધી તો ખરું. તો પછી તો તને ખબર કેવી રીતે પડી? એમ Test જ નય કરું તો ખબર કેવી રીતે પડી? કે નય ભાવતું. બનાવતો નય પણ, Test કરું નહિ તો ટેસ્ટ કેવી રીતે ખબ? એવું ના હોય કાલા જામ અલગ હોય. એના બનાવની Technic અલગ હોય રસગુલ્લા. રસગુલ્લા તો કોલકતા ના બોવ Famous છે. હમ્મ મેં ગયો તો ને બે વાર. કૈથી? કેમ ટેરો ભાઈ કલકત્તા છે? કલકત્તા માં. એટલે ક્યાં Army માટે? બરાબર. કલકત્તા Posting થયું કલકત્તા કઈ? કલકત્તા ને બાંગ્લાદેશ ની Border છે તઈ આગળ? તે તો પેલો ખૂણો થઈ ગયો ને આ ખૂણે થી પેલા ખૂણે? બરાબર. ચારેય બાજુ ફરવાનું મળે નઈ? ફિરકીવાડીયા હમ મજા આવે ની બરફ પહાડ મેં? અરે એવું ની. ફરવા જવાની મજા આવે એવું કઉં છું. અમ કેમ અલગ છે?

બીજું હું ચાલે છે? હું કરે તારા Husband છોકરા હુ કરે? મજામાં છે? Computer class કેટલાંમાં છે દસ માં કે બાર માં? એકદમ આવી ગઈ ને બસ ઉહ રિસાલત આવતા હોય ને બરાબર. તો અત્યારે હું હીખે છે Computer માં?

બરાબર. બીજું? હા તો મારો Dialogue મને જ મારે છ તું. એવું ઘરથી Office office થી ઘરે Dialogue મેં મારેલો.

બરાબર. થોડા હલચક જ કરે નઈ બે જોક નાખી જો ઓમ કઈ નાઈ શું ચાલે છે કઈ નઈ Office થી ઘર ઘર થી Office બીજું તો કઈ નઈ. હમ ફરવા જવું છે ને કઈ જવું પણ. ફરી જવાનું. રજા નથી મળતી યાર મને. કોઈ કોઈ અજાણ નથી દેતું. એવી રીતે થોડી પડાય. આપે તો ને. બે મારી પાહે બધું બોવ વ્યુ છે હિઓ અપ્રુવ ભી તો થવી જોયી ન. હમ એ વાત ભી બરાબર. પૈહા જોઈએ ને ફરવા જવાના ભી મફત થોડું ફરવા જવાય હા, લડાખ લેતું જ ન લડાખ. જો દાર્જલિંગ જવું છે. ત્રણચાર વીઘા જમીન લેવીછ. તૈણ ચાર ની ખેતી કરીન તઇ જ રઈ ખાવું છે. કંટાળી ગયો છું અહીં થી. હોવે. નવા લોકો લોકો જોવા જ નથી ને ખેતર માં જ રેવાનું. હા.

ખેતી બરાબર. હા. મજૂરો રાખી લઈશ હું તો. તે ઓછી જમીન હોય તો બોવ મજુર ના જોઈએ ઓછા જોઈએ.

તું Google પર Search કરજે ઉત્તર કામ ની કરે એવા ચાય ના બગીચા છે. બોવ મસ્ત. અને તાઈ ની ચા ની Quality ભી બોવ મસ્ત. એટલે એનું Atmosphere ભી બવ મસ્ત. હમ મજા આવે. હમ હા.

હ તો ત્યાં જ ઘર બનાઈ લેવાનું હમ જગ્યા તો મસ્ત છે. Search photos કરજે ને Google પર દાર્જલિંગ ત્યાં હમ બોલ બીજું. બીજું હુ કે? હા બસ. ઉહ વિકો હતો તો ફોન કયરો. હમ હા. હા તું નવરી જ છે ન હવે. મને એવું, મને એવું કે કોઈક મુઠું પાર હારી જગ્યા એ ફરવા ગયો હોય તો તું પણ. મથુરા માં હુ છે મથુરા માં? પરનું છે એટલે જ તો પૂછું છું.

હમ હમ

હમ હમ વૃંદાવન પેલું Garden છે. તુલસી નો બગીચો? એટલે આખા બગીચા માં તુલસી જ તુલસી? હમ કોણ કોણ? હમ હમ અચ્છા.

હમ હમ હમ હમ હમ બરાબર. સવારે હમ

એટલે ચોવીસ કલાક બધા જાગતા જ હોય. હમ એટલે હુ કરે? હમ હમ હમ

એટલે પાર્થ પ્રાર્થના પૂજા કરવાયુ થયું અઢી વાગે બે વાગે. હમ હમ બરાબર છે. બીજું કઈ કેય છે. હમ નાસિક એટલે એ તો મહારાષ્ટ્ર માં છે ન. કેવું હતું? હમ હમ હમ ના, એમ તો થાકી જતી હશે ને? થાકી જવાય હેને? હમ બરાબર. બીજું શું. હું તો દમણ ગોવા ગયો હતો. હમ મજાવી ગઈ તી. ગોવા માં ઘણું બધું બોવ Beach હતા યાર અને Beach ના તો નામ ભી યાદ નહી બો ટાઈમ થઈ ગયો યાર બો પેલા ગયો તો. હમ હમ હું શું બે વાર કલકત્તા ગયો તો. કલકત્તા માં હુ છે હું છેને ત્યાં મતલબ Garden છે. એવું બધું છે. કંપની કઈ સવાંગ્લાકરી રહી છે. ઈ કેવું છે આખી હોટેલ છેને પેલા મોટા મોટા ચાર પિલ્લર છે પછી બોવ ઉસરન્ટ Different culture તો અમે તો આખી હોટેલ છેને હવ હવા માં છે આમ ચાર Pillar પાર. હા એમાં અને છેને હું Sixty degree હોટેલ છે આખી ગોળ હોટેલ છે. તને એમાં ચારે બાજુ નું દેખાય એવી. હા. ના આમ તો વીસો બાંગ્લા છે. હા, પેલું ચો આખી ચારે બાજુ દેખાય ને એ એવી છે એટલે Sixty degree દેખાય ને જે Sixty degree view છે એવું. હા. અને હું ગયો હતો ને ત્યારે તો બનતી પણ હમણાં બની ગયું મસ્ત છે. હું ગયો હતો ત્યારે એ બનતી હતું હજુ. પછી Victoria palace ભી છે એ ભી બવ મસ્ત Victoria palace એટલે આ આહ જયારે વિક્ટોરિયા રાણી હતી અંગ્રેજો ના ટાઇમ પર. તે વખતે બનાવેલું છે અંગ્રેજોએ. અમ પછી હાવડા Bridge ભી એ ભી બવ મસ્ત. હમ અને Pillar જ બેસે ની નીચે એક પણ. હમ Direct છે તો વગર Pillar નો Bridge છે. હમ એતો Architect લોકો પણ હમ હા તે તો ઓકાળ બાવ્યું છે.

બેંગનભાજા. ના એવું બધું એ ખાયું. હવે રીંગણ નાઈ ભાવતા મને.

રીંગણની શાક ના અમ એ નઈ રીંગણ જ નાઈ ભાવતું આપણ ને. હમ ત્યાંથી બધા ખાતા બો જોયા તે આપડી Community વાળા.

ગુજરાતી બધા બોવ છે. હમ પેલા બોવ છે. હમ બધા બવ ચાલુ છે Proper જે કલકત્તા છેને એ Side વધારે છે. હમ તો, તો વૈષ્ણવ વાણીયા છે ને એ બધા બોવ છે તે. માંછ-ભાત માંછ-ભાત ખાય છે માંછ-ભાત. માંછ-ભાત કે. ના, એ લોક નઈ એમના કલકત્તા ના. હમ ના એ ભી Friend છે એ તો ખાય છે વૈષ્ણવ વાણીયા છે ન તો પણ ખાય છે. બધુજ બ. બધું જ ખાય હે હા. હમ એવું હમ શું શું છે? હમ હમ હમ હમ એ નદી પર નો શોખ માં ભી બવ મસ્ત છે.

હમ હમ

હમ હમ જગન્નાથપુરી, મેં સાંભળેલું છે જગન્નાથ પુરી. કલકત્તા પાસે જ છેને નઈ? કલકત્તા થી નજીક જ છે. હા. જગન્નાથપુરી

બરાબર.

હમ આઠ દી જોહે હમ

હુ હુ હુ હોય કે પ્રસાદ માં હુ હોય?

હમ ફાન. શા નું હોય મતલબ શું આપે પરસાદ માં તો? હમ તમે ભી? ગાર ભી?